આપણા એ બધા ના ના હું ભી કરું છુ ને જયારે mood હોય ત્યારે. આજે આમાં એવું લાગ્યું કે આમાં સારું છે તો કરી દીધું આમાં એવું છે તો કરી નઇ તો આપણે એવું કરી લેવાનું હોય હવે મતલબ એવું

મારે એમાં વધારે થતું હોય કારણ કે હું એની જ શું કેવાનું હોય શું નઇ એ આ હું કરતો હોય ત્યારે ચાલતું હોય ને પતી જતું હોય call તો કપાય જતું હોય અને બીજું કુછ લઇ ને ગયો તો હું જાતે નઈ કરતો ખાલી એવું છે. આપણે ને બીજું પેલા વધારે પેલા પેલા બહુ સારું હતું ને પેલા એવું મારા time પર હતું ન કાલ મારા agent તો મને એવું નઇ લાગતું તું કે હું અઈયા નોકરી કરવા આવતો તો seven તારીખે એની payment આવાનું તો કે payment આવાનું જ આવાનું બીજું શું કરવી અને કોઈ festival હોય તો ચાર તારીખે આવી જાય પાંચ તારીખે આઈ જાય અને બીજું તમારે બધા support કરતુ હોય કે આજે તમારે week off લેવાનું હોય તો તમારે કે આ કરવું હોય તો તમે તો તમારી પાસે ખાલી એક call આવે કે કેમ નહીં આયો એવું હોય કે સારું તો ચલ વાંધો નઈ હું રાખી લઈસ એવું કરીને ગયો તો એરો

હા મતલબ ઈ કામ perfect છે પણ તમે એ agree થાય છે ને હા કામ ના time એ કામ હોય છે મગર એવું તમારે support આવું તમે બીના બોલે કાલે તમે ના આયા હોય તો તમારા phone કરીને શું કેતા શું શું કેતા હોય તો પછી એવું ના હોય ને કોઈને જિમ્મેદારી ભી હોય ઘર માં અગર કોઈ problem થતો હોય તો

ક્યારે? શેની? શેની કેતા તા અરે નઈ મારે એવું હતું કે હું festival એ નઇ દિવાળી ની રજા નાતી લીધી ત્યારે આઠ થી દસ દિવસ ગયો તો મેં હાર્દિક sir એ taunt મારી કે ના સાહેબ તમે તો મારી hold કરી દીધી તી આની કેમ ના કરી આતો દસ દિવસ week off લઇ ને આયો તો પેલા શું કેતો હાર્દિકભાઈ કેતા તા કે આજે છોટુ આજે બગડ્યો છે આજે તારી hold કરવાની કેતો તો કે દસ દિવસ week off લઇ ને આયો શું કરવાનું તો કરું કે ના કરું? નાં સાહેબ રેવા દો નઈ કરસો તમે મને ખબર છે કે તમે નઈ કરો. મે તો હાર્દિક સાહેબ ને કીધું સામે કીધું નાં સાહેબ તમે નઈ કરો રેવા દો ખાલી પૂછો છો નાં મારે તો અમે એક દિવસ ભી ને આયા તો બધા ઉપર નીચે થઇ જતા હોય સત્યાવીસ તારીખ થી નઈ નઈ અપડે તો આપડી જગ્યા એ હું તો સોચું છે કે પાછડ જાવ, પણ પાછદ્મ શું છે કે પછી આપડા દેખાય જતાં હવે અત્યારે સુધરી ગયું છે તો હમણાં હવે અમે એના માટે આગડ બેઠવા ચાલુ થઈ ગયા છે. એને યા થોડુક time ભી નિકડી જાય ને આ support મળે ને બીજું કોઈ જાણકારી મળતી હોય. હા નજરોમાં ભરાઈ ગ્યા નજરો માં આઈ જશે

કયારે જાય છે? હ? એતો દસ પાંચ દિવસ માટે જાય છે. હા એતો દસ તરીક થી જશે ચૌદ પંદર તારીખ સુધી જશે નઇ તો સાત તારીખ થી જશે તો સાત થી સાત ચૌદ કે ઉત્તરાયણ પછી જ આવશે. હાર્દિકભાઇ જવાની ભી કેતા તા, હાર્દિકભાઇ ભી છોડવાની કઈ છે બે ચાર માહિનામાં વાત કરતા તા પેલા ભી વાત કરતા તા એના કોઈ લગ્ન છે કોઈ program function હતું તો બે મહીના લાગશે ઘર ના repairing કરાવું છે કે એવું કરાવું છે. તો મે બોલા, મેં કીધું મે સાહિબ તમે જશો તો પછી અમારે કોણ support કરશે કે ક્યે કે ના એવું ઘણા ના હોય ક્યે અમે તો support કરતાં જ હોય કે ના સાહેબ તમે જાશો તો પછી

રામસિંગ નું છે, રામસિંગ તો બિચારો handicap છે તો ના આવે કદાચ. હ બીજું કોઈ બીજું સારું માણસ ને રાખે supportable હોવું જોઈએ હવે એવું બોલવા વારુ ના મન તો પેલા ભી આપતા તા. મે હું તો જાતે નઇ કરું કે નઇ મજા નઇ આવતી ને હવે હવે મલશે તો કરી લઇશ. હવે હું મારે ભી એવું છે કે હાર્દિક ભાઈ સાથે ભી અગર છોડ દે તો અપડે ભી number નઈ વધારે નીકળી જ જવાનું ધંધા line માં profit છે એટલું આપને ખબર પડે છે કે ધંધા line માં પૈસા છે. ન્યા line માં નથી. ન્યા line માં આમાં એવું નથી

time લાગે છે invest એવું કરવું પડે છે આપણે બાધઈને invest કરવું પડે અત્યારે

હુ અત્યારે job કરી રહ્યો છુ આપડે આ જગીયા એ આપડે એમાં આવું છે કે આમાં જો અમારે થોડો ફરવાનો ને એનો બધો બહુ શૌક છે અમારે જેમ કે ફરવામાં એવું છે કે ફરવામાં અમારે નજીકના area તો બધા અમે દેખી લીધા છે પણ અમ એમા એવું છે કે નજીકના area માં અમારા જે મોટા મોટા જે શહેર છે એ નથી દેખીયા અમારે જેમ કે અમે ફરેલા જી કુલુ મનાલી, મનાલી ફરેલા છીએ દીવ, દમણ એ બધી જગીયા એ ફારેલા છે દીવ, દમણ ને પછી સોમનાથ એ બધી જગીયા એ અમે ફરેલા છીએ ફરવા માં જે બાકી રઈ જતું હોય તો અવે મોટા મોટા શહેર બાકી છે અમારા જેમ કે હમ એક આપડી ઈચ્છા છે આપડે ફરવા જવાની છે લાંબા સમય માટે જવાનું છે અને ઘરની વાત કરીયે તો ઘરમાં તો બધાજ શૌક છે બધાને ફરવાના શૌક છે હમારા ઘરમાં ખાલી એટલા શૌક છે બધાને ખાવા પીવાનું અને ફરવાનું આ બધો શૌક છે આપડા કરવાનો ફરવાનો ને એનો અને બીજું ભાઈ અત્યારે એક જગીયા એ નૌકરી કરી રહ્યો છે હમ એ આપડે graduate થઈ ગયો છે એ અત્યારે બીજી અત્યારે HDFC Bank માં નૌકરી કરી રહ્યો છે

હમ મારા બાપા પણ એ પણ graduate માણસ છે એ રીતના છે graduate માણસ છે અને બીજુ અમારે મા એવુ છે કે અમે જ્યા જે જગ્યા જા અત્યારે હમારે ખાલી એક જગ્યા જાઉ છે આપડે અત્યારે આ સાયન્સ સિટી જોવા જેવી જગ્યા છે મજા આવે છે અત્યારે સાયન્સ સિટી મા સાયન્સ સિટી મા શું છે કે અત્યારે નવું વસ્તુ બન્યુ છે માછલી ઘર બન્યુ છે હવે માછલી ઘર જોવા જાઉ છે પર હવે એમાં એવુ છે કે time મળી નથી રહીયુ અત્યારે જે સાયન્સ સિટી નુ theatre એટલે number onetheatre કેહવાય છે Three D મા વખાનયે છે એ રીત ના છે ને ને આ બધા scientist નુ બદ્દુ જે બતાવ્યું છે બહુ ખતરનાક બતાવ્યું છે બહુ સરસ બતાવ્યું છે હમ એમા તમને બધા ડાયનાસોર ને આ ને તે ને ડાયનાસોર ભી તમારે ડાયનાસોર ના પણ અવાજ નીકળે છે ત્યાયે તે રીત ના બનાવ્યું છે અને બીજુ હમે જે ગયા તા જે જોવા એ એ રીતના બધા અત્યારે અમારા ઘર માં જે મેમબરો જે અત્યારે total કેટલા મેમબરો છે અમે છ મેમબરો છિએ ઠીક છે છ મેમબરો છિએ એમાં અમારા sister બે sister છે બે sister ના marriage થયી ગયા છે બે sister ના marriage થયી ગયા છે અને અમે બે ભૈયો બાકી છે હવે ખાલી હવે વાત ચાલી રહી છે પણ અમારા પણ marriage થયી જસે પછી એટલે એ રીતના છે અમારે અને બીજું કે ફરવા માં ફરવાની જે મજા છે એ કેને ફરવાની જે મજા આવે છે આપડે શિયાળા માં ફરવાની મજા આવે પછી બિજી કોઈ જગ્યા નહિ શિયાળા માં ફરવાની મજા આવે બિજી કોઈ જગ્યા મજા ના આવે ફરવામાં તે ગરમી માં ફરવા જિયે તો ગરમી થાઈ થૈયા કરે ફરવાની મજા આવે ની એટલે એવુ છે અને

NY કરીને આવે છે NYTheatre બનઉ છે ચાંદખેડા બાજુ યા જોવું છે જે આપણે કયો Hero છે પેલો આપડે અજય દેવગણ અ અજય દેવગણ નું theatre છે અને અજય દેવગણ ને theatre ને બનાવ્યું બનાયી છે બહુ સરસ બનાવ્યું છે અને મે એના દેખ્યું તુ બહુ સારું theatre છે એ રીતના છે આહ બીજુ તો સુ કહુ હવે કે પચી એમા એવુ છે હામાં હમારે

બીજી એક જગ્યા એ જાઉં છે એટલે જગ્યા પેલુ આપણા નામ સાંભળ્યું હતુ ને અમદાવાદ મા આ રે જવાનુ છે મારે આપડે પેલુ સુ કેવાય કાંકરિયા lake કાંકરિયા Lake જોવા જેવિ ફરવા જેવિ જવા મજા છે એવિ એક બી જગહ્યાયે નહિ છે હમ કાંકરિયા માં તમારો આખો દિવસ જતો રહે માં હમ એમના તમને બધુ ઘણું બધુ તમને જાણવા જેવું છે એમાં ઓચા મા ઓચુ તમારે બે હાજર રૂપિયા હોઉં તો પણ ઓચા પડે હાજર રૂપિયા કેમ કે એમના તમને ફરવા જેવું ગનુ બધુ છે ride છે ઠીક છે ride છે એમાં

એના પછી જે over all ઘર છે તે ઘર પણ બહુ સારું છે થોડા ઘરમાં એવું લાગે તમને એક time ની બીમારી વાળા હોય તો તમે અંદર જાય એટલે expire થઈ જાય એવું છે ઘરમાં હું પોતે ડરી ગયો હતો ત્યારે અને એમાં જે ને Dancing light બનાયુ છે Dancing light જેને જે ticket નતી કેટલા ચાલીસ પચાસ રૂપિયા લીધું દુ Dancing light જે બનાયી છે જે ફવરા જે કરે Dance જે કરે એમાં વાગે કઈ રીત ના બધું બહુચ મજા આવે છે હમણાં કઈ રીતના આટલું કાંકરિયા lake માં કાંકરિયા lake માં popcorn ખાતા છે છોલે બચ પણ ખાતા જે અને ટી વસ્તુ બધું ખાતા છે એને ત્યાં મજા આવે હમનું આખો દિવસ આછો હમને અને જે Ride કરી રહ્યા છે boat ની boat ની જે ride કરી રહ્યા છે એટલી મજા આવે boat માં આ દો સૌ રૂપિયા ticket લેવી છે પણ બહુ મજા આવે ride કરવા માં boat માં આખો એક round માર્યો હોતો હમને Sweater માં હું પર્યુ નથી અને બહુ મજા આવી છે અત્યારે પણ મને આ બીજું કે એ જગ્યા એ તો થી ને છે તમારે ને બીજી એક જરૂરી તમને ખરીદી હમારે ત્યાં હમારે જીજાજી હમને નવો flat લીધો છે અને 2BHK ને flat છે એનું સરસ છે હમને જામજહેદ માં લેવું છે જામખેડા અત્યારે ફરિયા develop થયા છે ચાંદખેડા મેં બહુ મજા આવે આયા સારા સારા માહ રંગ બધા હોય ચાણખેડા માં કી અત્યારે હમને એક બહેના થી marriage થયા એક મિત્ર ના marriage થયા બહુ ધૂમ ધામ થી marriage થયા અને તમે જોવો તો બહુ મજા આવી ગયી હમને નાચવાની, ગાવાને મળી ગયા મજા આવી બીજી મળે નાચવાની marriage થઈ ગયા એને પણ એવું જે એને ને ઘર માં બધા પાંચ છોકરો અને એકચ છોકરો છે પાંચે પણ sister થયી ગયા વે એખાડી એકચ બાકી હતા એના પણ થયી ગયા એને કોનો કામ પતિ ગયું હમ કઈ રીતના છે અને બીજું અત્યારે તો શું છે કે હમે હું સાંભળવું તો હોય છે કે જમવાનું છે બહારે હમે કાલે તો હું ને છોટુ ગયા થા નાસ્તો કરવા એને બહુ મજા આવી થી ISCON ગાઠીયા માં Disco દાંડિયા માં ગયા થા મેં પાપડી ખાદી ગાંઠિયા ખાદા અને એમાં હમને જે ચટણી હતી તે ચટણી ખાવાનું બહુ મજા આવી હમને તે પપૈયા ને છતને હતી બહુ ચ મજા આવે પપૈયા ની ચટણી ખાવા માં અને પહેલા હમને આ આ હમને બધા કરીદો ખાવા માં ચ ખર્ચો થયો છે એક વક્ત ગયા તો દાળ વાળા ખાવા દો સો રૂપિયા માં પાંચ મહિના હુઆ પછી મીઠી હોય ગયા તો અપને Momos ખાદા Momos ખાદા બધી ખીચું પણ ખાદુ મેં Momos ખાદા પછી સમોસા ખાદા સમોસા ખાદા પછી બિરયાની ખાદી એ બધું હમર ચાલં ચાલુ હોયે ખાવાનું એને હિસોબચ અને હિસાબ તો આ પેટ પણ મારે થોડું ભરાય છે હમારે પછી બહારનું ખાવાનું મન કરું મળશે અને બીજું મને જે પસંદ થઈ ના મને જે cooking કરવાનું બહુ પસંદ છે આછા હુમલાનું બનવાનું અને રોટલી બનવાનું અપને જે કંઈ રીતના બનાવી ગયે દાળ અપને જે ચોખા જે બનાયી ગયે છે સી ચોખા હું જેવો બનવું હમણાં ઘર વાળા નહિ બનાયી છે હું જે બનવું જે એકદમ first class ચોખા બનવું એકદમ ખીલે ખીલે rice બનવું છું અને ઘરવાલે જયારે પણ ચોખા બનવું ના તે મને કે મને તું બનાયી છે ચોખા તો ઠીક છે હું બનવું એકદમ ખીલે ખીલે rice બનવું જયારે રોટલી બનવું ત્યારે મારા હાત માં રોટલી તો ઘરવાળા માં ભાવે છે હું ફુલ્કા રોટલી બનવું છું ફૂલકા રોટલી ખાવાને મજા આવે એકદમ soft બનવું ચુ અને બહુ ચ મજા આવે ખાવા માં ઘર વાળા ખુશ થયી છે હમારા હું જ્યાંને બનવું ના અત્યારે કઈ અત્યારે બાહીને આવા છે બહિં cooking કરતા શોકીન છે બાહીને ભાવે છે એ પણ omlete વગેરે કુછ બનાયી છે એને પણ શોક છે મને પણ શોક છે એમાં હું છે કી એક દિવસ ની રજા આપતા હોય જયારે કે એક દિવસ ની રજા મળે ઠીક છે રજા મળે એટલે એમ થે કી mummy ને આરામ માંથી અપને એક દિવસ તે ના બનાવી એક દિવસ હું બનાવી છે હમને પણ એટલો આરામ નથી અપને પણ જે રજા દિયો જાયે મમ mummy ને પણ રાજા દિયા ના એટલે આરામ માંખો પડે છે એક દિવસ હમને જમવાનું બનાયી ગયા એ રીતના રહ્યા જમવાનું બનવું જમવાનું બનવું બધું ભાવે અપને ઇંડા કદી બનાયી લિયે હમ દાળ ભાત બનાયી દીયે હમ તડકા વાળા દાળ ભાત બનાયી ગયે અપને દાળ ભાત બનાયી પછી અપને Non veg માં chicken બનાવ્યું અપને gravy વાળું મટન મટન પણ બનાયી gravy વાળું એ બધા મટન બન્યી gravy વાળું અંડા કડી આ બધું આપણા બહુ શોક છે બનવાનું ખાળે એક આપણા બાજરા ના રોટલા નથી આવે છે બાકી બધું અપને મળે છે

એ જે non veg જે બનવું ના તે non veg માં આટલા મસાલા use પડે કાયા મસાલા ની એક તો જાવેતરી ઠીક છે જાવેતરી ની જરૂરત પડે main તો મસાલા ના એમાં સ્વાદ સ્વાદ વધારે આવે જાવેતરી માં અને તેજ પત્તા છે લવિંગ છે ઈલાયચી છે બાળી ઈલાયચી છે green ઈલાયચી છે આહ તેજ પત્તા છે હે વધારે જરૂર પડે તેજ પત્તા ની અપને મળે દાળચીની છે હમ દાલચીની ભી પછી બાળી ઈલાયચી ની જરૂરત પડે એને મસાલા જે ના મસાલા માં taste આવે છે જમવાનું બનાવ માં એ રીતના છે એ રીત ના હમે કરી રહ્યા અને જમવાનું જે હું કરે હું બનવું ઘર વાળા બધા ખુશ થયી છે કી આજા ભાઈ ગોપાલ ભાઈ ને જમવાનું બનાયી છે અને મને જે રજા હું ના મને કે જમવાનું બનવું મને જમવાનું બનાયૈ પછી અને મનો cooking નો બહુ શોક છે એના કારણે

એ બનતા લાગી અપને મહિનામાં કહી દી છું હમ અપને એકટીવા અપને ગાડી ને તો બહુ ધ્યાન રાખી છે ગાડી ના બહુ ધ્યાન રાખી છે અપને સાફ સફાઈ આ તે ઔધ અને પંદ્રહ પંદ્રહ-અઠાર સો બે હજાર Kilometer થાય તો oil પણ બદલી થયી ગયા નું oilcompulsory જો ગાડી મેં compulsory oil બદલતા તો તમારી ગાડી ને પંદ્રહ વર્ષ લગી ને તમારી ગાડી એક્તિવા ને કશુ જ ના થાય oil તો main છે sir oil તો મના બદલતા રહેવા તમારે ગાડી માં પંદ્રહ દિવસ માં પંદ્રહ દિવસ લાગે પણે ગાડી મેં કાંસુ નહિ થાય એ રીતના છે બીજું કાલે રાત્રે નું picture દેખું તો હમે selfie લઈ selfie picture સારું છે કાંટાળા ના આયો એ અક્ષય કુમાર ને બનાયી ગયી સારું picture છે મજા આવી ગયી દેખવાની હાલો હાલો અવાજ આવે છે? હાલો આવે છે અવાજ? હા હા sorry sir શું કરે છે તું? બસ જો બેઠી.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 ઓ કેવાંક છે ફેકલટીઝ ભણાવવા વાળા? ઓ

ઓહ એવું છે? આમ તો નજીક જ થાય છે. બવ દૂર નથી પડતી કોલેજ. ઓકે, ક્યારે એક્જામ છે? શું ચાલે છે? કોલેજની અંદર? ઓ કેવી ગઈ એક્જામ તો? મસ્ત ગઈ છે. કેટલા કેટલા સબ્જેક્ટ તમારે કેટલા?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

પાંચ થી છ આવે એમાં એક જ કોર્સ આવે બે પ્રેક્ટિકલ સબ્જેક્ટ અવે. હા બીસીએ છે એ પછી ના ના એવું ના હોય યુનિવર્સિટી બદલે ને ઓહ ઓહ હા મારો જ એક ફ્રેન્ડ છે.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 ઓકે બોલો બીજું શું કરો છો? કઈ નહીં બસ જો બેઠા. હેલો, હ અવાજ આવે છે? હા હા બરોબર જ આવે છે. નેટ કપાય છે એટલા માટે ના ના એવું કઈ નથી. ઓકે

ઓકે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 મારે તો ત્યાં જ હતા મિત્રો બધા.

તારક મહેતા કયા ઉલટા ચશ્મા હા શું ચાલે? એ તો લીડ કરે,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

ઓ

એમાં ટાપુ તો કઈક અલગ જ છે. બોલો બીજું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 આખું ટીમ કેરેક્ટર બદલાય કરે

પછી નટુ કાકાના નિધન પછી એ પણ બદલાઈ ગયા છે. હા તો ટીવી માં જોવો કે પછી ફોનમાં?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 એમાં ફેમિલી નું વધારે મહત્વ છે. કેમ કે છે મજા આવે જોવાની.

હા એમાં બધા જ ફેસ્ટિવલ હશે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

ભીડે, સોઢી, આ બધા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 નવું જાણવાની ઈચ્છા થાય જ કે કાલે શું થશે પરમ દિવસે શું થશે?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

હા એમ એન્ટરટેઇનમેન્ટ વધી જાય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 એ બધા લીડ કેરેક્ટર છે. હા હા એમાં ચંપક ચાચા ઘણા બધા સંદેશા પણ આપે હા આપડું જે યૂથ છે હા એ વાત પણ છે. રોજ સાંજે ભેગા થઈને હા, મને તો જેઠાલાલ અને તારક મહેતાની જોડી બવ જ ગમે.

તારક મહેતાનો જે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 હેલ્લો

હેલ્લો આવે છે અવાજ? મારો અવાજ કપાય છે? તમરઓ કપાય છે કયા હતા આપડે?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 હા, હવે આવે છે. મહેતા સાહેબ જે છે જેમના લીડ કેરેક્ટર ઓકે